હા. તો હવે?

કેમ? કેમ?

એટલે વર્ષે, ત્રણ વર્ષ સુધી ભરવાના પૈસા. કેમના પંચોતેર વર્ષ? પંચોતેર વર્ષ કેમના થાય? એમ નહિ. આ એટલે એમ નહિ, તમે શું કીધું કે ત્રણ વર્ષ સુધી અ ભરવાનું એમ? એટલે એક નહિ, ધારો કે, વર્ષ નું પેલા ભરવાનું પછી બીજા વર્ષે અને બીજા વર્ષે એમ

હમ્મ. અને આમ બી પેલું જ હોય, મેં કીધું, તમે કીધું એમ કે ભૈ તો, વચ્ચે કંઈક થાય છે તો insurance નો ઉપયોગ કરી શકાય એમ?

બરાબર છે. એટલે, હવે વાંધો નહિ આતો મને, થોડું ઘણું સમજમાં આવે છે, but મેં કીધું કદાચ કોઈ agent હોય તો એને પૂછી અને જાણી લેશું.

હા, અને એ, એની સિવાય એક, એક વસ્તુ છે કે, જે આપણે દુકાન નું હોય કે જે આપનો ધંધો હોય એનું બી insurance લેતા હોય છે લોકો. તો છે? હા, છે કોઈ તમારા contact માં જે મને contact કરાઈ આપે આ બધી બાબતે.

એટલે ઘણી વાર કેવું થાય કે, agent ખુદ insurance વાળા હોય ને બદલાઈ જતા હોય છે અને customer ને તો ખબર હોય ની, તો એ જુના માણસ ને શોધે કઈ રીતે કે કોણે insurance હમ્મ તો એટલે, હા તો વાંધો નહિ તો કરવામાં, insurance કરવામાં.

હા. આ medical બાબતે તો ખાસ કેમકે Corona પછી. એવું બધું. સારું તો ચલો મળીએ પછી. બસો ને પચીસ આવશે અને under route of બસો પચીસ કરો તો તમારો answer શું આવશે તો પંદર પંદર નો વર્ગ થાય બસો ને પચીસ okay તમારો answer શું આવી જશે પંદર મીટર ok તો પંદર મીટર મારો right answer છે ખ્યાલ આવે છે simple છે પાયથાગોરસ જ તમારે use કરવાનો છે જ્યારે પણ તમારું ત્રાસુ અંતર શોધવાનું કે તમને જો અહીંયા અ તમને confuse કરવા માટે તમને એવું પણ કહેશે ટૂંકામાં ટૂંકુ અંતર કેટલું તો યાદ રાખજો જે કર્ણ છે ને એ જ તમારું ટૂંકામાં ટૂંકું અંતર થાય જો તમે અહીંયા થી બીજા કોઈ રસ્તે જવાનો try કરો તો હંમેશા પંદર કરતાં વધારે જ આવશે જેમ કે અહીંયા બાર છે અને અહીંયા નવ છે તમે અહીંયા પાછા જાવ બાર અને પછી નવ તો તમારું અંતર વધી જાય તો તમારે હંમેશા ત્રોસમાં જ જવું પડશે ત્રોસમાં જ તમારું ટૂંકામાં ટૂંકુ અંતર હશે okay તો પંદર મીટર તમારો right answer છે અઢાર માં નંબર નું જોઈએ મોહન ઉત્તર દિશામાં દસ કિલોમીટરનું અંતર કાપે છે ત્યારબાદ તે દક્ષિણ દિશામાં છ કિલોમીટર નું અંતર કાપે છે હવે પૂર્વ દિશામાં ત્રણ કિલોમીટરનું અંતર કાપે છે તો મોહન એના પ્રારંભિક બિંદુની સાપેક્ષમાં કઈ દિશામાં તથા કેટલા અંતરે હશે બે વસ્તુ પૂછ્યું છે કઈ દિશામાં પણ હશે અને કેટલા અંતરે પણ હશે એવું પૂછ્યું છે ચલો સૌથી પહેલા મોહનને આપણે ઉત્તર દિશામાં દસ કિલોમીટર ચલાવી દઈએ okay તો ઉત્તર દિશાની અંદર દસ કિલોમીટર ચલાવી દઈએ okay પછી શું કીધું છે દક્ષિણ દિશામાં છ કિલોમીટર એટલે કે અહીંયા સમજી લો ઉત્તર દિશાની અંદર એ દસ કિલોમીટર ચાલ્યો આખું okay થોડું ઉપર જવા દઉં એટલે તમારે પાછું આવવું હોય તો વાંધો ન આવે ચાલો તો આખું દસ કિલોમીટર છે એમાંથી એ છ કિલોમીટર પાછો દક્ષિણ દિશામાં આવે છે તો અહીંયાથી છ કિલોમીટર ઊલટો આવ્યો okay તો છ કિલોમીટર એ દક્ષિણ દિશામાં આવ્યો આખું દસ કિલોમીટર હતું એમાંથી છ પાછો આવે છે હવે તે પૂર્વ દિશામાં ત્રણ કિલોમીટર કાપે છે હવે અહીંયા થી પૂર્વ દિશામાં એ ત્રણ કિલોમીટર અંતર કાપે છે okay અને તો મોહન પ્રારંભિક બિંદુ ની સાપેક્ષમાં કઈ દિશામાં હશે તો આ પ્રારંભિક બિંદુ છે એની સાપેક્ષમાં પહેલા તો કઈ દિશામાં છે એનું મોઢું કઈ દિશામાં છે એવું નથી પુછ્યું જુવો અહીંયા થી એક question આવો પૂછે કે ભાઈ મોહનનું મુખ કઈ દિશામાં હશે તો answer આવી જશે પૂર્વ કઈ દિશામાં છે પૂર્વ પ્રારંભિક બિંદુથી એ કઈ દિશામાં છે તો આ દિશા કઈ કહેવાય ઈશાન કહેવાય તો answer આવી જશે ઈશાન મતલબ કે તમને એવું પૂછ્યું છે કે પ્રારંભિક બિંદુ ની સાપેક્ષમાં એટલે કે પ્રારંભિક બિંદુથી જોવાનું છે કે કઈ દિશામાં છે તો કઈ દિશામાં છે ઈશાન દિશામાં છે તો પહેલા નો તો answer આવી ગયો ઈશાન

Okay આખું દસ હતું એમાંથી છ પાછો આવ્યો હતો તો ચાર વધ્યું હશે તો આ ચાર છે આ ત્રણ છે અહીંયા use કરી લો પાયથાગોરસનો નિયમ તો ચાર નો વર્ગ plus ત્રણ નો વર્ગ સોળ plus નવ પચીસ Okay તો answer શું આવી જશે આ ACsquare બરાબર પચીસ આવે તો AC બરાબર under route of પચીસ તો answer આવી જશે તમારો પાંચ તો આ તમારો આવી જશે પાંચ clear ત્રણ ચાર પાંચની ત્રિપુટી છે આગળ પણ મેં તમને કીધું હતું જો Okay આ ત્રિપુટીઓ તમારે યાદ રાખવાની છે okay ત્રણ ચાર પાંચ ની પણ ત્રિપુટી છે સાત ચોવીસ પચીસ ની પણ ત્રિપુટી છે અને પાંચ બાર તેર ની પણ ત્રિપુટી છે આ ત્રિપુટી યાદ રાખી દેજો Okay તમારું આસાન થઈ જશે થોડું કામ ચલો ઓગણીસ ઓગણીસ ના બંડલો જોઈએ આપણે કનું એક સીધી લીટીમાં point a થી point b સુધી બાર કિલોમીટર ચાલે છે હવે તે જમણી બાજુ વળીને આઠ કિલોમીટર ચાલે છે અને point c સુધી પહોંચે છે ત્યારબાદ જમણી બાજુ વળીને છ કિલોમીટર ચાલીને point d સુધી પહોંચે છે તો હવે તે પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે હવે જુઓ તમને કોઈ એવી દિશા નથી આપી કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો તમે કોઈપણ દિશા લઈ શકો છો કારણકે તમારી પ્રારંભિક બિંદુ થી તમારે શું શોધવાનું છે માપ શોધવાનું છે એટલે તમે કોઈપણ દિશામાં જઈ શકો છો okay તો એવું કંઈ નથી કે ભાઈ આમાં દિશા નથી શોધવાની કે ભાઈ પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હશે જુઓ એવું તમને પૂછે તો proper એમને દિશા લખવી પડે ભાઈ કનુ અ પૂર્વ દિશામાં બાર કિલોમીટર ચાલે છે કે દક્ષિણ દિશામાં બાર કિલોમીટર પરંતુ તમને જો કોઈ અ આ રીતના કોઈ દિશા આપેલી જ નથી તો તમે કોઈપણ દિશામાં જાઓ તમારો answer same જ આવશે okay ચલો તો તમને point a થી point b સુધી તો સમજી લો આ છે point a point b સુધી બાર કિલોમીટર ચાલે છે તો આ point b છે ok point b થીબાર કિલોમીટર નું અંતર છે આ ok હવે તે જમણી બાજુ વળીને આઠ કિલોમીટર ચાલે છે જમણી બાજુ એટલે ઘડિયાળની દિશા થશે okay તો જમણી બાજુ વળીને કેટલું ચાલે છે આઠ કિલોમીટર ચાલે છે અને point c સુધી પહોંચે છે તો આ point c છે

શોધવાનું શું કીધું છે આ શોધવાનું કીધું છે આ અંતર કેટલું હશે તો અહીંયા પણ તમે પાયથાગોરસનો નિયમ use કરી શકો છો simple તમે અહીંયા થી એક ત્રિકોણ બનાવી દો okay તો આ થઈ ગયો તમારો કાટકોણ ત્રિકોણ તો સાહેબ ઉપરનું માપ કેટલું હશે તો simple છે આ છ છે આ છ છે ઉપર બાર છે તો આ માપ તમારું અડધું કેટલું હશે તો બાર માંથી જાય છ તો આ છ જશે Okay એટલે કે આ બાજુ નું માપ તમારું છ મળી ગયું કેટલું મળી ગયું છ okay okay આ માપ મારું કેટલું છે તો આ આઠ છે તો આ પણ મારું આઠ હોવાનું તો છ આઠ

ચોસઠ સો okayADsquare છે તો AD બરાબર શું થઈ જશે under route of hundred ok તો AD બરાબર આવી ગયું તમારું દસ okay તો દસ કિલોમીટર તમારો final answer થઈ જશે બોલો આવડે કે નહી આવડે ચલો હવે છેલ્લું example જોઈએ છે i hope so મારી એવી ગણતરી છે કે તમે જાતે ગણો okay homework માં આપું છું okayhomework માં આપું છું ચલો હું તમને એક કામ કરું છું હું તમને થોડીક hint આપી દઈશ બેયને આપી દઉં છું તમારે ગણતરી જાતે કરવાની છે ચલો અમિત પૂર્વ દિશામાં ત્રીસ મીટર ચાલે છે તો અમિત પૂર્વ દિશા ની અંદર ત્રીસ મીટર ચાલે છે

ડાબી એટલે કઈ થશે આ okay ડાબી બાજુ વળી ને કેટલું ચાલે છે ત્રીસ મીટર ચાલે છે તો તે પ્રારંભિક બિંદુથી એનું મોઢું કઈ ચલો આ તો simple જ છે પ્રારંભિક બિંદુ થી ખાલી મોઢું પૂછ્યું છે કઈ દિશામાં હશે તો પ્રારંભિક બિંદુથી મોઢું કઈ દિશામાં છે તો અગ્નિ દિશામાં છે કઈ દિશામાં છે અગ્નિ okay અગ્નિ હોય કા તો તમને દક્ષિણ પૂર્વ પણ આપેલું હોય બંને same જ છે Okay option ની અંદર જોવાનું શું આપેલું છે દક્ષિણ પૂર્વ આપેલું હોય એ પણ સાચું છે અગ્નિ આપેલું હોય એ પણ સાચો છે okay તો આ ગણાવી દીધો ચલો homework નથી ok ગણાવી દીધો ખાલી આ આની અંદર એમ જ પૂછ્યું હતું ઓકે પ્રારંભિક બિંદુથી એનું મોઢું કઈ દિશામાં હશે તો અગ્નિ દિશા ની અંદર હશે okay હવે આપણે બીજા type ના example જોઈએ ok હવે આપણે વાત કરીશું ઘડિયાળ type ના દાખલા હવે ઘડિયાળ વાળા દાખલા પણ તમને પુછાય છે હવે already આપણે ઘડિયાળ chapter તો ભણી ચૂક્યા છીએ okay પણ આની અંદર પણ ઘડિયાળના જેવા example હોય છે જુઓ શું હોય છે જુઓ આપણે જોઈએ એકવીસ માં નંબર નું example છે ઘડિયાળમાં છ વાગ્યા છે જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હશે હવે આને ધ્યાનથી સમજવાનું છે જુઓ શું કીધું છે ઘડિયાળ ની અંદર સૌથી પહેલા તો છ વાગ્યા છે તો છ વાગ્યા છે અને એમાં મિનિટ કાંટો છે ને એ ઈશાન દિશાની અંદર હોવો જોઈએ બે વસ્તુ પૂછી છે જો સૌથી પહેલા હું તમને આની અંદર proper draw draw કરીને બતાવુ હવે normally આપણે જુઓ કે normally આપણે જે ઘડિયાળ હોય તેની અંદર અહીંયા બાર હોય અહીંયા છ હોય અહીંયા ત્રણ હોય અને અહીંયા નવ હોય હવે ઘડિયાળમાં છ વાગ્યા હોય ને

એટલે કે આજે મિનિટ કાંટો છે એટલે કે જે બાર ઉપર જે કાંટો છે એ કઈ દિશામાં હોવો જોઈએ ઈશાન દિશામાં હોવો જોઈએ એનો મતલબ બાર એ ઉત્તર દિશામાં નથી એ બાર એ ઈશાન દિશામાં છે એનો મતલબ મારે બાર અહીંયા મૂકવો પડશે બાર ક્યાં મૂકવો પડશે આ કારણ કે આ દિશા કઈ છે ઈશાન છે okay કારણ કે એમને એવું લખેલું છે કે મિનિટ કાંટો ઈશાન દિશામાં છે તો બાર અહીંયા હશે તો છ મારે અહીંયા મૂકવો પડશે તો ત્રણ મારો કેટલો થઈ જશે અહીંયા થઈ જશે અને નવ મારો અહીંયા થઈ જશે મતલબ કે મારી જે ઘડિયાળ છે એ દોઢી હશે કેમ કારણકે example ની અંદર તમને દોઢી ઘડિયાળ આપેલી છે કારણ કે જુઓ છ વાગ્યા છે અને મિનિટ કાંટો ઈશાન દિશામાં છે તો આ મિનિટ કાંટો મેં ઈશાન દિશાની અંદર મૂકી દીધો okay અને આ છ વાગ્યા છે એટલે કે આ નાનો કાંટો અહીંયા મૂકી દીધો બોલો હવે જે રીતના રકમમાં લખેલું છે એ રીતના મારી ઘડિયાળ થઈ ગઈ normally આવી હોય ઘડિયાળ ઉત્તર દિશામાં actually મિનિટ કાંટો હોય normal જો ઘડિયાળ હોય તો પરંતુ આ ઘડિયાળ રકમની ઘડિયાળમાં શું કીધું છે છ વાગેલા છે અને મિનિટ કાંટો ઈશાન દિશામાં છે એનો મતલબ મારો બાર જે છે એ ઈશાન દિશા માં હશે clear તો આ રીતના મારી ઘડિયાળ થોડીક મારે દોઢી રાખવી પડશે okay આ મારી ઘડિયાળ છે ચલો હવે શું કીધું છે સમજો તો કલાક કાંટો કઈ દિશામાં હશે તો મિનિટ કાંટો ઈશાન દિશામાં છે તો મારો કલાક કાંટો બોલો કઈ દિશામાં હશે તો દિશાનની exact સામે કઈ દિશા આવે તો ઈ અ નો વા તો અહીંયા આવશે નૈઋત્ય કારણ કે આ ઉત્તર દિશા છે આ દક્ષિણ દિશા છે આ પૂર્વ દિશા છે આ પશ્ચિમ દિશા છે આ ઈશાન છે આ કઈ છે અગ્નિ છે

બાવીસ માં નંબર નું example જુઓ સાંજના છ વાગ્યે કલાક કાંટો પશ્ચિમ દિશામાં હોય તો રાત્રે નવ વાગે કલાક કાંટો કઈ દિશામાં હશે હવે ધ્યાનથી સમજજો સૌથી પહેલા શું કીધું છે સાંજના છ વાગ્યા છે તો પહેલા તો હું છ વગાડી દઉં તો છ વાગ્યે ને normal છ વાગે એટલે મેં તમને કીધુ એમ કે અહીંયા બાર હોય અહીંયા છ હોય તો normal છ વાગે એટલે મોટો કાંટો બાર ઉપર હોય અને નાનો કાંટો એ છ ઉપર હોય એમાં શું કીધું છે કે જો છ વાગે છે ને તો મારો કલાક કાઢો પશ્ચિમ દિશામાં હશે હવે કલાક કાંટો પશ્ચિમ દિશામાં હોય એનો મતલબ શું ઘડિયાળ મારી દોઢી હશે ok તો અહીંયા થી મારો પશ્ચિમ દિશામાં કલાક કાંટો છે એવું મને કીધું okay એનો મતલબ શું થયો કે મારા છ છે એ અહીંયા હશે અને મારા બાર છે એ અહીંયા હશે simple છે જુઓ શું કીધું છે સાંજના છ વાગ્યા છે તો અહીંયા છ જ વગાડ્યા છે મેં okay પરંતુ કલાક કાંટો મારો પશ્ચિમ દિશામાં છે તો આ પશ્ચિમ દિશા છે અને એમાં એ બાજુ મેં મારો કલાક કાંટો રાખેલો છે તો રાત્રે નવ વાગ્યે કલાક કાંટો કઈ દિશામાં હશે હવે ઘડિયાળ એમના એમ જ રાખવાની છે જુઓ છ બાર okay અહીંયા શું આવી જશે ત્રણ અને અહીંયા નવ okay અહીંયા અગિયાર અહીંયા દસ અહીંયા આઠ અહીંયા સાત અહીંયા પાંચ અહીંયા ચાર અહીંયા બે અને એક તો હવે શું કીધું છે રાત્રે નવ વાગે હવે નવ વાગે એટલે શું થાય મોટો કાંટો છે એ બાર ઉપર આવી જાય

ઉત્તર મારો right answer છે મતલબ કે પહેલું જે વાક્ય છે ને કે સાંજના છ વાગ્યે કલાક કાંટો પશ્ચિમ દિશામાં છે એ મને ઘડિયાળની સ્થિતિ આપ દર્શાવવા માટે આપેલું છે એ વાક્ય કે ભાઈ તમારી ઘડિયાળની ઘડિયાળ છે તમારી દોઢી છે Okay નેવું degree થોડું ખસેડવું છે જો normal ઘડિયાળ છે એ એ રીતના નથી થોડીક ઊંધી મુકેલી છે okay અને બીજા ઉપરથી તમારે પછી એનો answer લાવવાનો છે ચલો ત્રેવીસ મો શું કીધું છે ઘડિયાળમાં ત્રણ વાગ્યે કલાક કાંટો ઉત્તર દિશા દર્શાવતો હોય તો મિનિટ કાંટો કઈ દિશા દર્શાવતો હોય ઘડિયાળમાં ત્રણ વાગ્યે ચલો તો ઘડિયાળમાં સૌથી પહેલા ત્રણ વગાડી દઈએ ઘડિયાળમાં ત્રણ વાગે એટલે કે અહીંયા બાર છે

હું આજે તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું પ્રારંભ પ્રકરણ એક કેતન આજે દોઢ વર્ષ લાંબા સપનામાંથી જાગી ગયો ધન સામેની ગુફામાં બેઠેલો કેતન ઉભો થયો. થોડા સમય તો એ પોતાના જીવનમાં પસાર કરેલા એ દોઢ વર્ષના એ સુંદર સમયગાળાની આજુબાજુ ડૂબી ગયો એક સપના તૂટી ગયું. જામનગરની આજથી દોઢ વર્ષની યાત્રાએ ગુરુજીએ સર્જેલી માયાજાળ જ હતી કેતનના જીવનમાં જામનગરમાં જે પણ પાત્રો આવ્યા બધા કેતનના પરિચયમાં આજીવન દરમિયાન

ત્યાંથી ચાલતા ચાલતા મુખ્ય બજારમાં આવી ગયો અહીં થી તેણે special texi કરી અને દોઢ વર્ષમાં હરિદ્વાર પહોંચી ગયો ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે ખૂબ જ ગીચ traffic રહે છે એટલે texi એ વધારે સમય લીધો ઋષિકેશમાં જેટલું રોકાણ થશે એની એને કોઈ કલ્પના ન હતી એની return એણે લીધી ન હતી. એ સૌથી પહેલા હરિદ્વાર railway station ગયો તેના સારા નસીબે તો અમદાવાદ સુધીનો first class ની reserve ticket મળી ગઈ તે દિલ્હી જઈને flight માં અમદાવાદ જઈ શકતો હતો. પરંતુ એને એવી કોઈ ઉતાવળ ન હતી. અહીંના વાતાવરણમાં એ હજુ આધ્યાત્મિક મૂળમાં જ હતો ચાલો અમદાવાદ સુધી તો પહોંચી જાવ પછી સુરત માટે સાંજે ઘણી train મળી રહેશે. કારણકે yoga express train હજી આવતીકાલે બપોરે સાડા ત્રણ આસપાસ અમદાવાદ પહોંચવાની જ હતી હરિદ્વાર થી હજી train સાંજે ચાર વાગે ઉપડી હતી. હજુ એની પાસે એક કલાક હતો સવારથી એ જમ્યું ન હતું કડકીને ભૂખ લાગી હતી એણે સૌથી પહેલા station નજીક જ ગુજરાત ભવનમાં જઈને ભોજન કરી લીધું. યાત્રાળુ ના કારણે ધર્મશાળામાં ભીડ પણ બહુ હતી ચાર વાગે train ઉપડી એ સાથે જ કેતન ફરી પાછો વિચારોમાં ચડી ગયો એની સાથે પણ એવું કંઈક બન્યું હતું. એ સમજમાં ન આવતું એ ગાડીમાં પોતાને જામનગરનો કેતન સમજી બેઠો હતો તે ક્યારેય સુરતની વાસ્તવિકતામાં પાછો આવી જાય જતો હતો. એના મનમાં એક વિચાર આવ્યો એણે એના પપ્પા જગદીશ ને phone કર્યો પપ્પા કેતન બોલું છું તમે ક્યાં છો અત્યારે આરામથી પૂછાઈ ગયું અત્યારે તો office માં જ હોઉ ને કેમ કંઈ કામ હતું તો અત્યારે ઋષિકેશમાં જ છે ને પપ્પાએ પૂછ્યું હા પપ્પા ઋષિકેશમાં જ છું બસ ખાલી એમ જ phone કર્યો કે તને બીજી ચોખવટ ના કરી કે હું નીકળી ગયો છુંછું એ પછી એને જાનકીને phone કર્યો હજી એના મગજમાં બેસતું જ ન હતું કે એના લગ્ન જાનકી સાથે થયા જ નથી આટલો મોટો ખર્ચ કરી માતુંગા પોતે પરણવા માટે ગયું અરે ત્રણ દિવસ dubai જઈને હનુમાન enjoy કરી અને સ્વામીજી કહે છે કે બધી માયાજાળ હતી તારા લગ્નમાં જ લગ્ન જ નેતા થયા અરે જાનકી તું ક્યાં છે અત્યારે કે તને પૂછ્યું અરે શું વાત છે આ તો કેતન નો અવાજ છે આટલા સમય પછી તમે મને યાદ કરી સાહેબ આજે તો મારા નસીબ ખુલી ગયા. મને અઠવાડિયા પહેલા જ સમાચાર મળ્યા છે કે તમે america થી india આવી ગયા છો પરંતુ તમારો નવો number મારી પાસે નહીં હતો phone પણ કઈ રીતે કરવો જાનકી એ મીઠી ફરિયાદ કરી. કેતન બધું સમજી ગયો અને કંઈ કહેવા જેવું રહ્યું ન હતું. હા એક મહિનાથી india આવી ગયો છું હું આ તો તારો number check કરવો હતો અને number આપ્યો નથી ને કેતન બોલ્યો મારો number કેવી રીતે બદલાય સાહેબ તમારો જૂનો number મેં try કરેલો પણ એ service માં નથી એવું આવતું હતું જાનકી બોલી તારી અને મમ્મી પપ્પાની તબિયત તો સારી છે ને કે તને જાનકીને પ્રેમથી પૂછ્યું હા કેતન બધાને તબિયત સારી છે મુંબઈ ક્યારે આવો છો? જાનકી એ પૂછ્યું બસ બહુ જલ્દી મળીશું આપણે કહીને એને phone cut કર્યો. સ્વામીજી ની વાતો તો સાચી લાગે છે સ્વપ્ન અવસ્થામાં અવસ્થામાં પોતે વારાણસીમાં ડૂબી ગયો હતો અને આંખો પર ચાંદલો વારાણસીમાં જ હતો પરંતુ પરંતુ અત્યારે વારાણસીમાં કોઈ વારાણસી થી બોલતું નહીં અને કોઈ tension માં નથી જાનકી પણ મુંબઈમાં છે હવે તમે phone કરવા દે. અસ્સલામ વાલેકુમ અસલમ કેતન બોલું કેતન બોલ્યો વાલેકુમ સલામ આજે બે વર્ષ પછી તારો અવાજ સાંભળ્યો america થી આવી ગયો અસલમ બોલ્યો હા એક મહિનો થયો.

અડાજણ આવીને phone કરે તો હું લેવા આવીશ અસલમ બોલ્યો હા ક્યારેક ચોક્કસ મળીશું કેતન બોલ્યો હવે કંઈ વધુ પૂછવા જેવું હતું નહીં અસલમ રાજકોટમાં નહીં પણ સુરતમાં હતો. કે તને આશિક અંકલને phone જોડ્યો આશિક અંકલ કેતન બોલું છું હા કેતન બોલ મજામાં ભાઈ આજકાલ ક્યાં છો અંકલ કેતન બોલ્યો.

કહ્યું કે આશિક uncle જામનગર બાજુ છે એટલે just જાણવા માટે phone કર્યો કેતન બોલ્યો નારી ભાઈ આપણે સાવ ગુજરાત સિવાય બીજે કાંઈ ક્યાંય ના ફાવે. ઠીક છે uncle બસ એ જાણવા માટે જ phone કરેલો કહીને કે તને phone cut કર્યો સપનો અવસ્થામાં આસિફ અંકલ જામનગરના supritent અને કેતન એ તેમને ખૂબ જ મદદ કરેલી હવે જયેશ ઝવેરીને જ phone કરવો પડશે એ જામનગરનો છે અને સુરત અભ્યાસ કર્યો પછી અત્યારે જામનગરમાં જ set થયો હશે આ number અસ્તિત્વમાં નથી. જયેશ ઝવેરી ના number ઉપર આ જવાબ મળ્યો હવે એણે મનસુક માલવયા નીતા મિસ્ત્રી દર્શના માસી પ્રકાશભાઈ વાઘાણી વેદિકા જયદેવ વગેરે ને તમામ number dial કર્યા. પણ બધે એક જ CASSETTE વાગતી હતી આ number અસ્તિત્વમાં નથી શું બધા પાત્રો હવામાં ઓગળી ગયા મારા દિવ્ય ગુરુજીએ એવી તે કેવી માયા રચી. કે જામનગરમાં મળેલી તમામ જીવન શક્તિઓ અત્યારે જામનગરમાં અસ્તિત્વમાં જ નથી આ બધું શક્ય છે કે સ્વપ્ન છે એ જ ખબર નથી પડતી. હું જામનગરમાં હતો એ સ્વપ્ન હતું. કે અત્યારે જે હું train માં બેઠો છું એ સ્વપ્ન છે કે તને વધુ વિચારતા માંદી માંદી વાળી અને મગજ ખરેખર બહેર મારી ગયું હોય એવું એને લાગ્યું. એની પાસે first class ac ની ticket હતી એ પોતાની birth ઉપર આડો પડ્યો વિચારો એને છોડતા ન હતા. પોતાના પૂર્વ જન્મના રાજા જમનાદાસ

અને પોતાની યોગ વિદ્યાર્થી પ્રચલિત પણ કરાવી લીધું સ્વામી અભિદાનંદ જીએ તેને સૂક્ષ્મ જગતમાં ખેંચીને માત્ર અડધા કલાકથી દિવસ માં દોઢ વર્ષથી

કેતન આવ્યો એટલે એણે નીચે ઉતરીને બે ચાર આંટા માર્યા એને પગ છૂટા કર્યા રાતના દસ વાગે વાગવા આવ્યા હતા એટલે કે તને સુઈ જવાનું જ પસંદ કર્યું અને સ્વામીજી સાથે પણ સંવાદ ખરેડી કસાઈ તેમ ન હતું કારણ કે સ્વામીજીએ સ્પષ્ટ કહ્યું હતું કે હવે આ જન્મમાં ધ્યાનમાં વારંવાર મારા દર્શન નહીં થાય. તું સૂક્ષ્મ જગતમાં હોય હતો એટલે મારે જ જ્યારે પણ તું છે ત્યારે હું તારી પાસે આવી શકું છું હા મારી પોતાની ઈચ્છા થશે ત્યારે હું તારી સમક્ષ આવી વિચારોમાં ને વિચારોમાં એ ઊંઘ ઊંઘી ગયો પાંચ વાગ્યે આંખ ખુલી એટલે એ ધ્યાનમાં બેસી ગયો ગાયત્રીની પાંચ માળા કરવાનું સ્વામી એ કહેલું પરંતુ પોતાની પાસે માળા ન હતી. પેલી માયાવી ઝાડ તો માયામાં ઓગળી ગઈ સુરત ગઈ ને નવી ખરીદવી પડશે સવારે સાત વાગ્યે દિયા ઓર station આવ્યું એટલે નીચે ઉતરીને એણે stol ઉપર ચા પીધી. બપોરે બાર વાગ્યે પાલનપુર station આવ્યું એટલે એણે જમવાનું જમી લીધું. train અમદાવાદ પહોંચી ત્યારે બપોરના સાડા ત્રણ વાગી ગયા હતા. સુરત જવાની બધી train ઓ સાંજે પછી ઉપડવાની હતી હજી ચાર પાંચ કલાક પસાર કરવાના હતા એણે બહાર નીકળીને રીક્ષા કરી અને airport પાસેની ઉમેદ hotel પર પહોંચી ગયો રિક્ષાવાળાને પાંચ મિનિટ ઊભા રહેવાનું કહ્યું. વારાણસી જતી વખતે એનું આખું family ઉમેદ hotel માં રોકાયું હતું એ એને યાદ આવ્યું reception counter ઉપર જઈને એણે પૂછ્યું ઓગણીસ તારીખે સાંજે જામનગર થી કેતન સાવલિયા family અહીં આવ્યું હતું ત્રણ room book કરાવી હતી જરા check કરો ને કેતન બોલ્યો reception counter ઉપર કોઈ રાજસ્થાની દેખાતી છોકરી duety ઉપર હતી એણે register check કર્યું નહીં પર કેતન સાવલિયા નામના કોઈ customer ઓગણીસ તારીખે અમારે યહ ઠહરના નહીં હૈ receptionist બોલી.

અંકિતને સલાહ સૂચન આપવાની અમારે જરૂર ન પડી ઘણી વખત માબાપની વાતો બાળકોને ક્યારેક અચરજ લાગે જયારે વિનુકાકા અંકિત અને એના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે ચોકલેટ આપે પછી આવી બધી વાતો કરે બંનેની ઉંબરમાં જજો ફરક ન હતો સાંજે માં માથે બેસી Homework કરાવે પછી ટીવી પર national geographic કે Discovery ચેનલ મૂકે મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા અને કેહતા તમે છોકરાઓને જાણે જેલમાં પૂરયા છે. રમવા ડો જરા રમવા ડોને એની ઉંબરમાં છોકરા સાથે રામવાદો બાળક છે સામાન્ય છોકરા સાથે રમીને એને શી પ્રાપ્તિ થવાની છે? નિર્ભેળ, નિર્દોષ આનંદ જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને! કપાળ તમારું. એ આનંદ આઇસ્ક્રીમનો છે. ચોવીસ કલાક ચોકી કરશો

અરે તો? લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. હે ભગવાન! તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ગયા મહિને એસ. એસ. સી. નું પરિણામ આવ્યું. ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં! તારી સાથે માથાકૂટ નક્કામી છે. આવતા મહિનાથી સૌરભના કમ્પ્યૂટર ક્લાસ શરૂ થશે. મંજુકાકી વીફર્યા. પાંચમા ધોરણથી ક્લાસ? સૌરભ, ના પાડી દે બેટા પપ્પાને, જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે? સૌરભએ કીધું ના મમ્મી મારે કમ્પ્યૂટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. મંજુકાકી એ બે હાથ જોડ્યા હે માતાજી! બાપ-દીકરાને સર્બુદ્ધિ આપજે. સાંજે વિનુકાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતનેય ઘણી વાર એ ભણાવે એટલે એમના આવવાની નવાઈ નહોતી. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતનેય કમ્પ્યૂટરના ક્લાસમાં દાખલ કરવો. હું અને સંજય ખુશ થયા. વિચારતો સારો હતો, પણ ઘણી વાર વધારે ઘણી વધારે લાગી. પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું અમે કહીને અંકિતને કમ્પ્યૂટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજે બે કલાક અને રવિવારે ચાર કલાક. જોકે અંકિત નારાજ હતો પણ બાળક પોતાનું ભલુંબૂરું ક્યાંથી સમજી શકે? ઘરથી નજીકની વસ્તીમાં હું ગરીબ બાળકોને ભણાવા જતી હતી. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતોએ બાળકો મારી સાથે હળીમળી ગયાં હતાં. તોય તે કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. હવે ની માહિતી ભાગે બે માં મેલાવ્યે આભાર વાચા આ માટે નીના બહેન સંજયને ઘણી વાર કહેતા, આપણે કેટલાં નસીબદાર છીએ કે વિનુકાકા જેવા પાડોશીમળ્યા એ સૌરભ સાથે અંકિતનું ઘડતર કરે છે. એક દિવશ મંજુકાકિએ નીનાબહેન પર રીતસર હુમલો કર્યો મંજુ કાકીએ કહ્યું કે મારા પતિ બિચારા છોકારાઓના જીવની પીડા પૂછે છે નીના બહેન કહે છે જુઓ મંજુબહેન, આપણે મધ્યમ વર્ગનાં માણસ. તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે છોકરાને એસીવાળી કૅબિનમાં બેસાડી દો. આપણે કોઈને અત્યારથી જ મેહનત કરાવી પડશે. મંજુબહેનની આંખ ભીની થઈ ગઈ. મંજુબહેન કહે હું પણ એની માં છું દુશ્મન તો નથી

મંજુકાકી આવું કહીને જતા રહ્યા પણ મીનાબહેનના મનમાં પ્રશ્ન મૂકીને જતા રહ્યા કે શું મંજુ બહેનનો આવું વિચારવું સાચું છે ત્યારબાદ

નાના બગીચામાં લાય ગયા. ત્યાં અંકિતને રમતો જોઈ નીનાબહેનનું બધું દુઃખ જતું રહ્યું અને તે આંદમા આવી ગયા થોડા દિવસો પછી વિનુકાકા અંકિતના ઘરે આવીને તેની ભણવા અંગેની ફરિયાદ કરી. તેના બીજા દિવસે સંજય અને નીનાબહેન અંકિતને દરિયાના કિનારે ફરવા લય ગયા અને તેને ખુબ જ આંદમા જોઈ તેને પૂછ્યું કે બેટા શા માટે તારે વિનુકાકા પાસે નથી ભણવું આ સંભારની અંકિત આગળ ચાલ્યો અને તેના હાથમાં ના ફુગ્ગા છોડીને ખીજમાં ચીજ પડી કહ્યું કે મને વિનુકાકા જરાય નથી ગમતા મારે તેની પાસે નથી ભણવાનું સંજય અને નીના બહેને અંકિતને કોઈના પ્રત્યેય આટલો ધિક્કાર જોયો ન હતો. ત્યારબાદ ઘરે આવીને નીનાબહેન સંજયપાસેથી અંકિતનો સેસો માંગ્યો તેને બીજા બાળકો સાથે રમવાની છૂટ આપી અને તેને વિનુકાકા પાસે ભણવા જવાનું બંધ કરવું પડ્યું. દરેક પાડોશીની જેમ મંજુકાકી તેની ઘરે આવીને તેને સાબાશી આપી ને કહ્યું હવે ટેરો વિકાસ થશે અંકિત વિનુકાકા પાસે ન જતો હોવાથી વિનુકાકાએ સંજય સાથે બોલાવવાનું બંધ કર્યું એમાં અંકિત અને સૌરભનું ધોરણ નવનું rizalt આવ્યું. તેમાં અંકિતને પંચાણું પરસ્ન્ટ અને સૌરભને અથાણું પરસન્ટ આવ્યા હતા. પરંતુ સંજય અને નીનાબહેને તેના બાળક અંકિતના રિઝલ્ટ થી ખુબ જ ખુશ હતા. તેમની સાચી નિરાંત તો ત્યારે થઈ જયારે અંકિત અને સૌરભ ના વર્ગ જુદા પડ્યા હવે બને પાડોશીઓ વચ્ચે જરા પણ બોલા ચાલી ન રહી અંકિત અને સૌરભ ધોરણ દસમા પ્રવેશ્યા વિનુકાકા વાતવાતમાં કેહતા કે નિશાન ઉંચુ અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન, ઉપર ઝુમ્મર તરફ વિનુકાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા. બેટા, સામાન્ય તો બધા ભણે, જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટી. વી. અખબારમાં ઈન્ટરવ્યૂ અને ફોટા આવે, ક્યા બાત હૈ! અંકિત થોડું સમજે, ન સમજે. પણ મને અને સંજયને સંતોષ થતો. અંકિતને સલાહ સૂચન આપવાની અમારે જરૂર ન રહે. ઘણી વાર બાળકોને મા-બાપની વાતો કચકચ લાગતી હોય છે. જ્યારે વિનુકાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચૉકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક કરાવે પછી ટી. વી. પર નૅશનલ જ્યોગ્રાફિક કે ડિસ્કવરી ચૅનલ મૂકે. મંજુકાકી ઘણીવાર કંટાળી જતાં. અને કેહતા તમે તો છોકરાંને જાણે જેલમાં પૂર્યા છે. રમવા જવા દો ને! એની ઉંમરનાં છોકરાંઓ સાથે રમવા ઘો. બાળક છે.

દોડાવવો પડે. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. હે ભગવાન! તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ગયે મહિને એસ. એસ. સી. નું પરિણામ આવ્યું. તેમાં ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં! તારી સાથે માથાકૂટ કરવી નક્કામી છે. આવતા મહિનાથી સૌરભના કમ્પ્યૂટર ક્લાસ શરૂ થશે. મંજુકાકી વીફર્યાં. પાંચમા ધોરણથી ક્લાસ? સૌરભ, ના પાડી દે બેટા પપ્પાને, જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે? સૌરભે ના મમ્મી મારે તો કોમ્પ્યુટર શીખવું જ છે. પછી ક્લાસમાં મારો વટ

તેની આપ લે તેની આપ લે કરવા માટે ના સાબિતી ના ઉપયોગ કરવા ની જાણકારી છે એ જ સગળી શક્તિ નો સ્સ્વામી છે રજા શ્રી આ વાત બહુ સુંદર શબ્દો માં રજુ કરે છે આધુનિક રાજ્ય નાં પાયા નાખવા માં આર્થિક શક્તિએ મહત્વ નો ભાગ ભજવ્યો હતો હવે આજ ના માહિતી પ્રસારણ માં આ યુગ માં સ્થાન માની લીધે લીધું છે હવે એક સમજ રચના અસ્તિત્વ માં આવી છે જ્યાં માહિતી કઈ રીતે મેળવાય આવું જ્ઞાન ભણાવતી વ્યક્તિ આ સમાજ નું નેતૃત્વ કઈક કરે છે અને જેમની પાસે આ જ્ઞાન નથી તેમને તેવી વ્યક્તિ ના હાથ નીચે કામ કર્યા નું થાય છે આપને જોઈએ શકીએ છીએ કે સમાજ માં સર્વોચ સ્થાન મેળવવા માટે અહિયાં પૈસો સવાર મિલકતો જમીન ના ટુકડે પણ માં રહેલું છે વડી સૌથી મજા ની વાત એ છે કે આ જ્ઞાન ની શક્તિ એ કોઈ દુર્લભ શક્તિ નથી પ્રાચીનકાળ માં જો તમારે રાજા બનવું હોય તો તો તમારે ગણી લાડ લડાઈઓ નો સામનો કરવા નો પડ્યો હોત તે જ રીતે અર્વાચીન યુગ ની સરુઆઅત માં જો તમારે ઉદ્યોગપતિ બનવું હોય તો ત્યારે આવી દુનિયા ની કોઈ પણ વ્યક્તિ પોતે મેળવેલા જ્ઞાન ના સહારે દુનિયા બદલી શકે છે તે જ બતાવે છે આજ નાં માનવી પાસે કેટલું આસીન શક્તિ આવી ગઈ છે જેની પાસે જ્ઞાન અને માલિકી નો ખજાનો હોય તે જ આગ ના પર વાર કરે છે તે ચોક્કસ શાખા ના વિશેષ સ્પર્શીય અને જ્ઞાન તમને કેટલા શક્તિમાન બનાવે છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે તમે અહી અરે વાળ થતા તે સમર્થ થઇ જશે ત્યારે હું પછી તમારા મન માં એક પ્રશ્ન ચોકસ સુજ્સે america જેવા વિકસિત અને વ્યક્ત વિચાર ધારા ધરાવતા દેશ માં